વિવેકતા વધારે તેનું નામ સદગુણ અને જે તમારામાં કાશ્યતા વધારે તેનું નામ દુર્ગુણઃ તમારે કાશ્ય ગુણોનો નાશ કરવો જોઈએ અને માનવી બનવું જોયે તથા પ્રેમાળ અને ઉદાર બનવું જોઇએ તમારે એ થી પણ ઉંચે જઈને શુદ્ધે સચિદાનંદ થવું જોયે ડાહ વિનાની આ જેવા અદભુત પ્રેમી છતાં માનવીના પ્રેમની વિગત આખી સુખ અને દુઃખની લાગણી વિનાના થવાનું છે મનની પ્રસન્નતા એ તમને ધાર્મિક બનો છો તેની નિશાની છે માણસ જયારે વિતાદ મુક્ત હોઈ ત્યારે તેનું કારણ અપચો હોઈ શકે છે ધાર્મિકતા તે તેની સત્યનો સ્વભાવ જ પ્રશ્નતા છે પ્રાથમિક

તમારો ચેહરો ઉદાસ શા માટે રેહવો જોયે? એ વસ્તુ ભંયકર છે જો તમારો ચેહરો ઉપદગ્રસ્ત હોઈ તો તે દિવસે બહાર ના જતા તમારા ખંડમાં

આપણા માટે રસ્તો સાફ કરનારી છે ગૌણ કાર્ય કાર્યકર્તા છે સિપાઈ છે સમાજમાં સંચાલક માટે સિપાઈ અનિવાર્ય આવશ્યકતા નથી

તો ભલે તમે વિરાટ માં વિરાટ બુદ્ધિ લઇ ને જન્મ્યા હોઈ તો પણ તમે શૂન્ય જ રેવા ના પેઈંગમ્બર ની શક્તિ ક્યાં રહેલી હતી એટલું તમે જગતના ઇતિહાસ માંથી જાણતા નથી ઉદેશ શું તેઓ બુદ્ધિ નહતું શું તેઓ કોઈથી કોઈપણ સાથે અર્થશાત્ર ની સૌથીગુંચવણો ભરી અતિ-ધૂતી એકાદ પણ ગ્રંથ લખ્યો છે કોઈનો કોઈનો નહિ તે તો માત્ર થોડાક શબ્દો બોલ્યા હતા ઈશુના જેવી લાગણી તમે ધરાવો તો તમે પણ સુખી થશો બુદ્ધિમાન જેવી લાગણી તમે ધ બુદ્ધ જેવી લાગણી તમે ધરાવો તો તમે પણ બુદ્ધ થશો એ જીવન છે તેઓ બળ છે તે એકલા છે એ બધી લાગણી છે તેના વિના બુદ્ધિની ચપળતા ગમે તેટલી હોઈ તો પણ ઈશ્વર ને પામી શકાય નહિ ટૂંકમાં કહિયે તો વેદાંત નો આદર્શ એ છે કે માણસ ને તેના મૂળ સ્વરૂપ જીવે મૂળ સ્વરૂપમાં એજેવો છે તેના સ્વરૂપમાં ઓળખવો અને આ છે તે તેનો સંદેશ શું કરો તમે તમારા માનવ બનીને એટલે કે વ્યક્તિ ઈશ્વર ને પહોંચી ન શક તો પછી તો તે ઈચ્છે અવ્યસ્થિત છેતેને તમે દિલથી પુજિસકો છો ધર્મ નું રહસ્ય સિદ્ધાંતોમાં નહીં પરંતુ આશ્રમ માં હવા થવું અને ભલું કરવું એ જ પૂર્ણધર્મ છે જે માણસ પ્રભુ પ્રભુ રટ્યા કરી છે તે નઈ પરંતુ જે માણસ પરમ કૃપા ની ઈચ્છા અનુસાર વર્તે છે તે જ મહાન છે હું કઉ ઉદેશ આપુછું તેને પ્રથમ અવ્યસ્ક્ત તારી કે હું આ સિધ્ધાંત સ્થાપુંછું કે જેકાંઈ બાબત તમને આધ્યાત્મિક માનસિક અને શારીરિક દ્રષ્ટિએ નીરદત કરનારી તમે તમે તમારા પગના અંગુઠા માં કાષ્ઠ કરશો હમ ધર્મ એટલે માનવીની અંદર રહેલી સાત્વિક શક્તિ અને અભિવ્યક્તિ અંનત શક્તિ વાળી એક તમારી ઉંચે ઉડવું હોઈ ને આ નાનક્ડા જીવમાં પડેલી છે અને કમાન્ડ ઉખડતી જાય છે આ છે ધર્મો નો સંસકૃતિનો અને પ્રગતિ નો એવો ઇતિહાસ જેમ રાસાયણિકશાસ્ત્ર અને બીજા ભૌતિક વિજ્ઞાનો ભૌતિક જગતમાં સત્ય જોડે સઁબઁધો આવે છે એમ ધર્મ એ આધ્યમિક જાગત ના સત્ય સાથે સબન્ધ રાખે છે રસાયણશાસ્ત્ર શીખ્યા માટે જેમ પ્રકૃતિ ની પ્રકૃતિનું પુસ્તક વાંચવું પડે તેમ ધર્મ નું જ્ઞાન મેળવવા માટે પોતાના મન માં અ અને હ્રદય માં પુસ્તક વાંચવું પડે જેથી તે ધણી વાર ભૌતિકજ્ઞાન નું અજ્ઞાન ધરાવતો હોય છે કારણ કે જિંદગી નું પુસ્તક અંતરનું પુસ્તક વાચે છે બીજી બાજુ અનેક વાર ધર્મ ની અજાણ હોય છે કારણકે તે પણ જુદું જ પુસ્તક વાચુંયુંછે બાહ્ય પ્રકૃતિનું નું પુસ્તક વાંચેછે વેદાંત નો એ પેહેલો સિદ્ધાંત છેકે અનુભૂતિ એ જ ધર્મ છે અને જે માણશ એનું ભુતી કરે છે એજ ધાર્મિક માણસ છે આજ દુનિયામાં તમને એવા ઘણા લોકો મળશે જેઓ કહેશે ધાર્મિક બનવાની મારી ઘણી ઈચ્છા હતી આ બાબતોનું મારે અનુભવ લેવો હતો પરંતુ હું એમાં સફળ થયો નહિ તેથી હું તો કશા માં માનતો નથી ભણેલા વર્ગ માં પણ એવું કેનારા લોકો તમને મળશે તમને એવા સંખ્યાજાન લોકો કેશે કે

મહાનવૈજ્ઞાનિક છું હવે જો તમે તેમને કહો કે હું રસાયણ શાસ્ત્ર માં જરાપણ માનતો નથી કારણકે જીવનભર મેં રસાયણ શાસ્ત્ર ને જાણવા નો પ્રયતન કર્યો છે અને એમાં બૌ કઈ નથી મને લાગ્યું છે તો તમને ગમે તે પુચ્છશે પણ તમે ત્યારે પ્રયતન કર્યો હું રાતે સુવા જતો હંમેશા બોલતો હે રસાયણશાસ્ત્ર મારી પાસે આવ મારી પાસે આવ પણ તે કદી આવ્યું નહિ તેવી બાબત પણ અને જેવીજ છે રસાયણશાસ્ત્રી તમારી પાસે હસી ને કેસે ભલા માણસ તમારો એ રસ્તો સાચો નથી તમારે તો પ્રયોગશાળાએ જઈને બધાજ તેજબો આચરે એકઠા કરીને અવાર નવાર હાથ પાસે થવા જોઈએ પ્રયોગો કરવા જોઈએ તમે આમ ન કર્યું એમ કર્યુ હોત તો તમે શીખીશકત ધર્મો પણ એજ રીતે શીખવાનો છે નીતિમાનથજો વિરુદ્ધ થજો ઉદાહર્દય ના થજો જાનનું જોખમ ઉપર વિવિધ સાહિત્યવાન બનજો ધર્મના વાદળ માં માથા-કુટ માં પડશો નહિ પાપ કેવળ ડરપોક માણસો જ કરે છે બહાદુર નહિ તને તો આપ વિચાર સરખા પણ આવતા નથી જેતમારા ના ડર

પાયો છે માણસ એ આ સામતોલન વિશ્વાસ પણું માણસ પ્રાપ્ત કરે પછી એનું શું થાય? તેઆજ જે એનું વ્યકતિત્વ આપ્યુંતું એ હંમેશ ને માટે ગયું અને અંનત બન્યું અને આ અંનત વિચાર અને આ અંનત વિચારને પામવું એ બધા ધર્મનું નીતિ નું અને તત્વજ્ઞાન નું ઉદેશ છે નીતિની વ્યાખ્યામાં આપી આપીછે કે જે કાઈ સ્વાર્થ ને ઈચ્છે તે અનૈતિક અને જે કઈ નિસ્વાર્થ છે એ નૈતિક છે નીતિ કરવા સમજીયે

હા, sir મારુતિનંદન courier service માં આપનુ સ્વાગત છે. હુ યશ તમારી શું સહાયતા કરી શકું?

હહ તો સર તમારે કુરિયર શું કરવું છે હું જાણી શકું?

નાં નાં. ના સર અમે ગુજરાતની બાર, ઇન્ડિયાની બાર બી મોકલીએ છીએ. અમે યૂુએસએ પછી ઓસ્ટ્રેલિયા પછી ઇંગ્લેન્ડ માં પછી અં ન્યૂઝીલેન્ડ અમે બધે મોકલીએ છીએ. ખાલી સર અમે અ એક ચાઈના અને પાકિસ્તાન સિવાય બધે અમારી courier service ચાલુ જ છે સર. હા સર એટલે અમે અહિયાં કરતા ભી નથી કેમકે દેશ પેલા.

સર એ જે country હોય એ પ્રમાણે હોય સર નજીકની country હોય તો એ પ્રમાણે charges હોય દુરની country હોય તો એ પ્રમાણે charges હોય સર અને જે તમારું courier હોય એના ઉપર આધાર રાખે સર. એટલે મતલબ અમુક તમારે courier sir, તમને તો ખબર જ હશે courier માં તો એવું જ હોય વજન ઉપર હોય હવે તમારું courier માની લ્યો કે કઈ jewe am jewelry છે તો એટલે jewelry બોવ મોંઘી jewelry છે તો એ પ્રમાણે તમારે એના charges તમારે વધારે હોય અને કોઈ તમારે documents છે તો એનો તો વજન એટલો નો હોય weight નો હોય તો એનું ઓછો charges હોય.

અહ અહ હા sir તો તમે નિશ્ચિત થઈ જાઓ તમે સૌથી સારી જગ્યાએ best જગ્યા આવ્યો હતો તમને કંઈ ભી ફરિયાદ થવાનો મોકો અમે નહીં આપીએ. તમારે કઈ ભી તમે જે કીધું પાછળ વાળા જે હતા એમનો વ્યવહાર ખરાબ થઈ ગયો છે time જતા આયા એવું નહિ બને સર અને આયા તમને best offerbest deal આપવામાં આવશે આવશે સર

હઅ. સર આયા જે અમારે જે તમને જે country માં માની લ્યો કે તમારે USA માં મોકલવું છે તો અમારે જે બી offer જે બી time હોય એ ટાઈમ અમે તમને કહી દેશું. પછી જે ટાઈમ વધારે હોય તો અમે તમને એમ જ કહેશું કે સર આટલો વધારે લાગશે. અમે એમ નહિ કહીએ કે સર સાત દિવસનો ટાઈમ અને અમારે પંદર દિવસે પહોંચે એવું નહીં થાય સર અમે તો તમને પહેલા જ કહી દેશો કે સર પંદર દિવસ લાગશે તો એવી રીતે અને અમારી જે Daily customer માટે તમારા જેવા જી તમારે તો daily મતલબ મોકલવાનો એવો માટે અમે offer ભી મતલબ આપીશું તમને

હહ હહ અ અ

damage થય ગયું છે. અહ હ સર

ના સર તમે આયા એ વાત એ નિચિંત થઈ જાઓ હજી લગી સુધી એવું ક્યાય અમારે કાંઈ એવી complain આવી નથી પણ જે તમે ક્યો છો માટીની વસ્તુ છે તો એના કારણે અમુક વાર હાલો માનીલ્યો કે હજી માટી ની વસ્તુ અમારે એવું courier નું આવું નથી આવ્યું માટીની વસ્તુ નું એટલે અમે તમને અ ક એટલે હું તમને એમ કવ છું કેબનશે તો નય જ અમારું packing જો તમે જે packing કરશો અમે ભી સામે માં ઉપર થી અમારું ભી packing એ રીતે આવે અમે ભી packing કરીજ છી આયાથી જી courier નું છે તમે તમારું packing કરો છો તો અમને કાઇ વાંધો નથી પણ સર તમારે ઈ વાતે નિશ્ચિંત થઈ જાઓ અગર તમારે કઈં આવું બનસે નઈ. તમારે જી જેવુ તમે આઈ થી મોકલસોને એવુજ સર. અને અમુક વાર તમારે શાયદ અમારે પૅકિંગ માં ભૂલ થઈ ગઈ હશે તો એવું થઈ ગયું હશે. જેમ કે અમુક ટાઇમે જી રાખ્યું હોય, તમે thermocol use નહી કર્યું હોય એવું કાઇ use નઈ, અમે સર આયાં હેને કૂરિયર માં. હા હા સર અમે જી કોઈ બી વસ્તુ હોય, માની લ્યો આવી જે વસ્તુ હોય ને, આવી આ માટી ની, આ જે ટૂટી જવાના chances જાજા રે.

જી વસ્તુ હોય ને એના ઉપર એ જી આખું box જેવુ થઈ જાય, અને એના ઉપર box લગાવીને અને packing સારી રીતે કરી. હાં અને thermocol નો use કરશો તોજ તમારુ મતલબ સારું રહશે. અમે તો જ્યારથી અમે ચાલુ કરી company two thousand five મા કરી છે. ત્યારથી અમે તો.

parcel, હા sir બધુ અમારુ complete જ હોય. અહ્હં અ હઃ

શું શું સર, question ના સમજાણો શુંપૂછ્યું. હા હા તમારી સામેજ, તમે અહીંયા ઊભા છો, તમારી સામેજ packing, એવું તમને, આ તમે પેહલી વાર હો, એટલે તમને તમારે પૂછ્યું, તમે તમારી જગ્યાએ સાચા છો. પણ તમારી સામે જી તમારૂ જે product હશે ઈજ product અમે thermocol મા મુકશું પછી એના ઉપર box મા એને મુકશું પછી તમારી સામેજ tape મારશું અને packing કરશું અને પછી. હમ

એટલે અમે તો તમને mail તમે જે કરશો ઈ mail તો અમે તમને કરીજ દેશું પણ જે તમારો customer હશે ઈ તો તમને કરીજ દેશે ને કે mail through યા તમારી website through કઈં બી.

હહ હ ના ના સર, તમે જી address આપસો, જી આપસો એ રીતે, તમે ક્યો question પૂછ્યો એક બીજાનું parcel, આ ભાઈ નું parcel બીજે વય જાય, હા હા, હા sir

માની લ્યો કે US પોહચે તો ત્યાંજ distribute થાઈ parcel જી city નુ હોય ઈ city મા ઈ city મા પછી ઈ area મા distribute થાઈ ઈ area મા distribute થાઈ ને પછી ઇ જેમને આ પોહચાડવાનું હોય, જે number આપ્યા હોય તમે એમને contact કરવામાં આવે, ઈ contact થઇ જાય, એમને પૂછવામાં આવે શું એરિયો આ ready છે, આ parcel આવ્યું છે ઈ ready છે? area આમાં જી address આવ્યું છે? શું કાંય બધુ પૂછવામાં આવે, એ confirm કે ને તિ પછી ત્યાં જાય sir અમારો delivery boy એમને આપી દયે પછી ઈ અમારા જી mail હે, અથવા અમારી websitemail ઉપર જ contact કરે અમને confirm કરીદે કે deliver થઈ ગયું છે. જેવુ એમનું આવે એવું અમારું તમને થઈ જાય deliver અ mail થઈ જાય કે sir, તમારુ parcel deliver થઈ ગયું છે.

હા sir અમે કોઈ ભી, મતલબ અમે કઈ ભી કરી શકીએ, મતલબ જી courier કરવાનુ હોય ને કઈ ભી અમે કરી શકીએ, જી legal વસ્તુ

હા sir પણ ત્યારે તો corona હાલતો 'તો નો એટલા માટે, અત્યારે તો છે નઈ ને sir હા હ sir જે legal વસ્તુ courier થતી હોય ને, ઈ બધુ અમે કરીએ છે.

cheque ભી આપી શકો છો, credit card use કરી શકો છો અને UPIthrough ભી તમે કરી શકો છો. હ sir જે latest technology આવે એ અમે વાપરી છી. courier ને related હોય, payment ને related હોય, યા કઈ ભી. અમારે customer ખુશ રહેવા જોઈએ, અમારું એવું છે.

હા sir, note કરી લ્યો ને હું બોલું છું. હમ અમ ઉહ હમ office number, first floor પર office છે અમારી મારુતિ નંદન courier service નામ છે. અમ રામકૃષ્ણ shopping mall અમ મોટા બજાર આહ આહ વલ્લભવિદ્યાનગર, આણંદ. અમ opposi opposite અમ SBIbank

હા sir, લખો ને તમે mail.

અમ અમ three nine two at the rate gmail dot in. હમ હમ sir, અમારું તો કામ ભી ઇ જ છે અને તમે વખાણ કર્યા એ બદલ આભાર તમારો. બીજી કાઇ સહાયતા કરી શકું sir? હા sir બાર થી છ તમે ગમે ત્યારે, સવારે નવથી છ open નવથી છ નહીં નવથી સાત open જ હોય છે, sir. મારુતિ નંદ અમ મારુતિનંદન courier service માં call કરવા બદલ આભાર આપનો. નમસ્તે મનીષ મનુષ્યના જીવનને ઉત્તમ બનાવવા માટે ઉપદેશ ખૂબ અનેરૂ મહત્વ ધરાવે છે જીવનના જુદા જુદા ક્ષેત્રોમાં સંયુક્ત પૂર્વ કાર્ય કરવા. અને સફળતા હાસિલ કરવા માટે ઉપદેશ ખૂબ મહત્વનો છે ઉપદેશ પ્રાપ્ત કરવાના બે ઉપાયો છે એક ઉપાય છે સાક્ષાત ઉપદેશ વચન અને બીજો ઉપદેશ કથાનું માધ્યમ આમાંથી ઉપદેશ પ્રાપ્તિનો છે બીજો ઉપાય છે તે સામાન્ય જન્મમાં વધારે મહત્વ ધરાવે છે આચાર અને સંસ્કૃત સાહિત્યમાં કથાઓના માધ્યમથી માનવ જીવનને વિવિધ ઉપદેશ આપવાની પરંપરા ઘણી પ્રાચીન છે મનુષ્યને ઉપદેશ આપવા ક્યારેક કથાઓ જ્યારે ઐતિહાસિક પાત્રો તો ક્યારેક કોઈકની કલ્પનાથી અસ્તિત્વમાં આવે છે. ત્યારબાદ તે સાર્વજનિક બની જાય છે. સમાન અંતરે આવી કથાઓ ભુજ કાલિદાસ અકબર બીરબલ જેવા પાત્રો સફળ તરીકે પરિવર્તન પામતી રહીને નજીવા પરિવર્તન સાથે નવા નવા રૂપ ધારણ કરીને સમાજમાં ફરતી રહે છે. આવી જ એક સુપ્રસિદ્ધ કથા ને અહીં સરળ પદાવલીમાં સંપાદિત કરીને આ પાઠમાં મૂકવામાં આવી છે. એકવાર એક રાજા ની સભામાં કોઈ પરદેશી વાણિકા આવ્યો હતો. તેની કલાનીક આકારની રૂપ રંગ અને બધી રીતે સમાન દેખાતી ત્રણ પૂતળીઓ હતી રાજસભામાં ઉપસ્થિત આ વાણી કે તે પૂતળીઓ રાજાને બતાવે છે. રાજા પોતાના હાથરૂપી કમળમાં લઈને તેને જોવે છે કલાત્મિક પુતળીઓ રાજાના મનને હરી લે છે રાજાએ તે વણિકથી પ્રશંસા કરી અને અને પોતાની પ્રસન્નતા પણ પ્રગટ કરે છે. રાજાને ખુશ જોઈને વણી કે તે પૂતળીઓ ખરીદવાની વિનંતી કરી પછી રાજાએ વણિકને તેનું મૂલ્ય પૂછ્યું ત્યારે વણી કે કહ્યું. ત્રણેય પૂતળીઓનું મૂલ્ય જુદું જુદું છે એક પુત્રીને માત્ર એક રૂપિયો કિંમત બીજી પુત્રીનું હાજર રૂપિયા અને ત્રીજી એ પુત્રી એક લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવે છે. રાજાએ આશ્ચર્ય સાથે વણિકને કહ્યું હે વણિક એકસરખી દેખાતી ત્રણેય પુતળીઓનું મૂલ્ય આટલું ભિન્ન ભિન્ન છે વણી કે કહ્યું અરે હે રાજા

આથી તે રાજ્ય સભા સદસ્ય ને જ પૂછો રાજા ઉપસ્થિત રહેલા રાજસભાના સદસ્યોને પૂતળીઓનું મૂલ્ય અને તેનું કારણ જણાવવા માટે કહ્યું રાજાનું નિવેદન અનુસરીને ઘણા બધા બુદ્ધિમાન આવીને પૂતળીઓનું મૂલ્ય ભેટ અને તેનું કારણ જણાવવા માટે પ્રયત્નો કર્યા પણ સફળ ના થયા પછી રાજાએ આ કાર્ય મંત્રીને સોંપ્યું.

મંત્રી તે પુતડીનું લઈને ઘર આવે છે. ઘરે આવીને ખુબ થાકેલો ભૂખ્યો પરિશ્રમ ને કારણે ભૂખ ની ઉપેક્ષા કરીને બધા જ રોજ બરોજ ના કાર્યો છોડીને તે પૂતળીઓનું સૂક્ષ્મ દ્રષ્ટિથી પરીક્ષણ કરે છે પછી તે પૂતળીઓના કાનમાં એક છિદ્ર જોવે છે આ ચિત્ર અહીં કેમ છે એવું વિચારતા તેના મનમાં અચાનક એક વિચાર જન્મે છે. એમાં અનુકરણ કરીને આ પુત્રીઓના કાનમાં એક સળી નાખે છે બધા જ પૂતળીઓમાં સળીયો નાખવાથી ત્રણ કારણો મળે છે.

અને તેને ત્રીજી પુતળીના કાનમાં સળી નાખવાથી તેના પેટમાં જતી રહે છે સળી થી બહાર નથી આવતી. આ રીતે પ્રસન્ન મંત્રી નિશ્ચિત બનીને દિવસો વિતાવે છે. ત્રીજા દિવસે આ રાજસભામાં ઊભો થઈને પૂતળીઓ બતાવીને ક્રમશઃ તેનું મૂલ્ય સમજાવે છે તેને જણાવેલા મૂલ્યનું વણિક બધી રીતે સમર્થન કરે છે. ત્યારબાદ આશ્ચર્યચકિત રાજા મૂલ્ય ભેટ નું કારણ પૂછે છે કારણ સમજાવીને વણિક કહે છે હે રાજા પહેલી પુત્રીનું મૂલ્ય માત્ર એક રૂપિયું હતું તેનું કારણ એ છે કે તેના કાનમાં નાખેલી સળી બીજા કાન દ્વારા બહાર નીકળી જાય છે જે માણસ એક વાત એક કાનમાંથી સાંભળે છે અને બીજા કાનની બહાર ફેંકી દે છે. તેનું મૂલ્ય માત્ર એક જ રૂપિયો હોય છે બીજી પુત્રી નું મૂલ્ય માત્ર હાજર રૂપિયા રહેલું એનું કારણ તે છે કે ના કાન માં સડી નાખવાથી મુખમાંથી બહાર નીકળી જાય છે એક વ્યક્તિએ કહેલી હિતકારક વાત તે બે કાન થી સાંભળે છે અને તે હિતકારક વાતથી પોતે ઉપદેશ લેવાની બદલે બીજાને ઉપદેશ આપે છે પરંતુ તેનું અનુકરણ નથી કરતો આવા માણસનું મૂલ્ય અહીં માત્ર એક હાજર રૂપિયા હોય છે ત્રીજી પુત્રીનું મૂલ્ય એક લાખ રૂપિયા કહ્યું હતું. તેનું કારણ એ છે કે આ પૂતળીના કાનમાં નાખેલી સળી તેના પેટમાં જતી રહે છે તે ફરી બહાર નથી આવતી જે માણસ હિતકારક વાત ને પછી તે હિતકારક વાત પોતાના મનમાં સ્થાપીને પોતાના જીવનમાં તે સંગત અનુસાર અને તેનું પાલન કરે છે આવા માણસનું મૂલ્ય અધિક હોય છે એમ વિચારીને આનું મૂલ્ય એક લાખ રૂપિયા નક્કી કર્યું છે સમાન પુતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન મુકાયેલું છે હું કોઈ નિશદોમાં સંવાદ રૂપે મનોબળ ઉપદેશ ખૂબ શોભે છે. અહીં ઉપનિષદમાં પાંચમાં અધ્યાયમાં દ્વિતીય બ્રાહ્મણ માં પોતાના પુત્રો પ્રત્યે પ્રજાપતિનો જે ઉપદેશ મળે છે તે અહીં પ્રસ્તુત કરવામાં આવે છે પણ પ્રજાપતિને ત્રણ પુત્રો દેવો મનુષ્ય અને અસુરો હતા. તેમાં દેવતાઓએ પ્રજાપતિને પ્રાર્થના કરી કે જે અમારા હિતકારક હોય ઉપદેશ આપો ત્યારે પ્રજાપતિએ તો એવું કહ્યું અર્થાત ઢ વર્ણનો ઉપદેશ આપ્યો એટલે કે દમન કરવું તેમનો આશરે છે કે દેવતાઓએ સંયમ કરવો જોઈએ એટલે કે ઇન્દ્રિયોનું દમન કરવું જોઈએ કારણ કે દેવતાઓને ભોગવવા પ્રાપ્ત વસ્તુઓ ઘણી બધી સરળતાથી મળી રહે છે આથી જ પ્રજાપતિ ઉપદેશ આપ્યો કે તમે આથી તમારાથી ઇન્દ્રિયોનું દમન થવું જોઈએ ત્યારબાદ મનુષ્યએ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી કે અમારા માટે પણ હિતકારક હોય એવો એકાક્ષર ઉપદેશ આપો. ત્યારે પ્રજાપતિએ એવું જણાવ્યું એટલે કે દાન કરો એનો આશા એ છે કે મનુષ્ય સ્વભાવથી લોભિયા છે આથી તેઓએ દાન કરવું જોઈએ. એમ પ્રજાપતિએ ઉપદેશ આપ્યો આસુરોએ પણ ભગવાન પ્રજાપતિને પ્રાર્થના કરી અમારા માટે પણ કોઈ હિતકારક એવો એકાક્ષર ઉપનિષદ આપો ત્યારે પણ પ્રજાપતિએ દ એવું કહ્યું અર્થાત દયા કરવી એનો આશય આ પ્રમાણે છે તે સ્વભાવથી તૃષ્ટ હિંસા વગેરે તે રાક્ષસો ના ગુણ હોય છે. આથી તેઓએ સૌ પ્રાણીઓ પર દયા કરવી જોઈએ એવો ઉપનિષદ પ્રજાપતિ આપ્યો ત્યારબાદ ભગવાન પ્રજાપતિ બોલ્યા તે દેવતાઓની વાણી પણ દ દ દ એવો ઉપનિષદ આપે છે દમન કરો દાન કરો અને દયા કરો આ ત્રણેયનો બોધ આપ્યો છે તે જ આ ત્રણેયનું હિત ઇચ્છતા લોકો એ આચરણ કરવું જોઈએ એમ ઉપદેશની સાથે એક સમજ વાસ્તવમાં તો મનુષ્ય જ ઉત્તમ ગુણોવાળા દેવતાઓ લોભમાંન માણસો અને હિંસાથી દોસ્ત વગેરે દૂષિત થયેલા રાક્ષસો ગણે છે આથી મનુષ્યએ પોતાના સ્વભાવ પર સમય અનુસાર દ વર્ણનો અર્થ સ્વીકારવો જોઈએ. તેઓ જ ઉત્તમ ભાવ છે પ્રસ્તુત પાઠમાં જણાવ્યા મુજબ ઉપનિષદમાં ભલે ધ્યેય માનવ અને અસુર આ ઉપદેશ લાગુ પાડવામાં આવ્યો હોય પરંતુ વાસ્તવિક રીતે તો આ આધુનિક સમયમાં વિશ્વમાં રહેલા માનવ માત્રને આ ઉપદેશ લાગુ પાડી શકાય છે જેમ પ્રજાપતિ દેવોને દમન કરો. એવું કહે છે મનુષ્યને દાન કરો અને અનુસરીને દયાભાવ રાખવાનું ઉપદેશ આપે છે એ રીતે માનવ સમાજ પણ દમણ દાન એવું તમે દયા એમ ત્રણેયનું ઉપાસક બને આપમેળે સર્વ સમસ્યાઓ ટળી જાય છે સમગ્ર સૃષ્ટિમાં રહેલા અંગ ઉપાંગો જો વિચારવામાં આવે તો આકૃતિ પણ એક સમાન જ જોવા મળે છે પણ સૂક્ષ્મ રીતે વિચારીએ તો આ માનવજાત ઉપરોક્ત ખોહેલા મનુષ્ય દેવ અને અસુર તેમ ત્રણ સ્વરૂપમાં વહેંચાયેલી જોવા મળે છે. એ જ માનવ જાત માટે પ્રજાપતિ બ્રહ્માએ દ દ એમ ત્રણ વાર ઉલ્લેખ કર્યો ઉત્તમ પ્રકારનો ઉપદેશ આપ્યો છે.

ત્રીસ વર્ષથી અમે બોટાદમાં રહીએ છીએ અંદાજે ત્રીસ વર્ષ ત્રીસ વર્ષથી અમે બોટાદમાં રહીએ છીએ ત્રીસ વર્ષ અમે બોટાદમાં કાઢ્યા મારો જન્મ બોટાદ ની અંદર થયેલો છે. ત્રેવીસ તારીખ પાંચમા મહિનાની બેહજાર માં બે હાજર ની સાલમાં મારો જન્મ થયો હતો મારી ઉંમર બાવીસ વર્ષ છે અને ત્રણ મહિના પછી હું ત્રેવીસ વર્ષનો થઈ જઈશ અમે ત્રણ મતલબ બે ભાઈઓ અને એક બેન છીએ મારા ભાઈનું નામ છે મોસાણી સુફિયાન રફીકભાઈ

રામધરી થી બોટાદ આવ્યા હતા બોટાદ આવીને અમે તેલનો ધંધો ચાલુ કર્યો હતો મતલબ એમને ફેરી કરતા હતા તેલની મારા દાદા પણ ફેરી કરતા હતા. મારા પપ્પા પણ પહેલે શેરી કરતા હતા. પછી અને starting માં starting ની અંદર મારા પપ્પા રામધારીથી પહેલા અ સુરત ગયા હતા હીરા માટે ત્રણ મહિના હીરામાં કાઢેલા હતા.

એક ગાડી લીધી પછી ગાડીમાં ફેરી કરતા હતા ગાડીમાં થોડોક માલ વધાર્યો હતો પછી મારા દાદા ધંધો બંધ કરી દીધો હતો તેમનો અને બ્લીચિંગનો ધંધો ચાલુ કર્યો હતો બ્લીચિંગ નો ધંધો ચાલુ કરીને એમને બરાબર ચાલતું હતું પણ કોઈ કારણસર થોડા વર્ષ પહેલાં એમ કહી બીમાર પડી ગયા હતા. તેના માટે પણ એ ધંધો બંધ કરી દીધો હતો. અત્યારે એ ઘરે આરામ કરી રહ્યા છે. મારા દાદા મારા દાદી. અને મારા મોટા બાપુ બોટાદમાં રહે છે અને મારા અમારે કોઈ કારણસર અમદાવાદમાં આવવાનું થયું હતું અમદાવાદમાં રહેવા આવવાનું થયું હતું અમદાવાદ અમે ત્રણ મહિના રહ્યા છીએ મારે મારા પપ્પાને ચાર મહિના થયા છે. અને મારા ભાઈને છ મહિના રહ્યા છીએ છ મહિનાથી અમદાવાદની અંદરમાં છે. મારા ભાઈ છ મહિનાથી અમદાવાદમાં છે. મતલબ starting ની અંદર મારી બેન ના ઘરે રહેતો હતો. starting ના બે મહિના સુધી મારા બેન ના ઘરે રહ્યો પછી અમારા અમદાવાદ રહેવા આવી ગયા ત્યારે અમદાવાદમાં પણ મારા ઘરે આવી ગયો હતો તો ચાર મહિના મારા ઘરે અને બે મહિના મારે બેનના ઘરે રહેતો અને છ મહિના થયા છે મારા ભાઈને પણ અને મારે ત્રણ મહિના અહીંયા જોબ કરે થયા છે. ત્રણ મહિના સુધી મેં બીએસએલમાં જોબ કરેલી છે. હો જોબ પણ ચાલુ જ છે અને આવતા મહિનાથી મારે જોબ મૂકી દેવાની છે કોઈ કારણ સર કેમકે મારે બોટાદ જવાનું થયું છે મારા પપ્પાને સેટ નથી આવતું તેના માટે અમને set થઈ ગયું છે મારા પપ્પાને હજી set આવેલું નથી તેના માટે મારા પપ્પાને કોઈ કારણસર બોટાદ જવાનું થયું છે અને બોટાદ રહેવા જવાનું છે starting માં અમે એક થી બાર બોટાદમાં ભણેલા છીએ બોટાદ ની અંદર અગિયાર બાર ધોરણ સ્વામી વિવેકાનંદ સ્કૂલની અંદર મેં study કરતા હતા ભણેલા છીએ અમે અને મારે દસમા ધોરણમાં મારે ઓગણપચાસ ટકા આવ્યા હતા. અને બારમા ધોરણની અંદર મારે સારા ટકા આવ્યા હતા મતલબ સ્કૂલ સારી હતી ધ્યાન મેં વધારે આપ્યું હતું તેના માટે ત્રેસત ટકા આવેલા હતા મારે બારમા ધોરણની અંદર એકથી મે ચાર ધોરણ મેં અમારી ઘરની બાજુમાં દક્ષ કુલ હતી ત્યાં ભણેલો છું બાકી સરકારી school માં ભણતો હતો ત્યારબાદ પણ નવ દસ ધોરણ પણ હું બોયઝ school માં ભણેલો છું. બોટાદ ની અંદર એક પાળીયા ધોરણ બાજુ એક school આવેલી છે. બોયસ સ્કૂલની અંદર અમે બે વર્ષ કરેલા છે નવમું અને દસમું ધોરણ નવમા ધોરણમાં મારે સાડત્રીસ ટકા આવેલા છે દસમા ધોરણમાં ઓગણપચાસ ટકા આવેલા છે અને મેં દસમા ધોરણમાં ઓછું ધ્યાન આપ્યું તે માટે અગિયાર બાર માં સ્વામી વિવેકાનંદ school માં ભણેલો છું. બારમા ધોરણમાં મારે ત્રેસત ટકા આવેલા છે મેં કોમર્સ રાખેલું અને મેં બાર મા ધોરણમાં થોડુંક વધારે ધ્યાન આપ્યું હતું એના માટે થોડાક વધારે ટકા આવેલા છે. મારે ત્રેસત ટકા ત્યારબાદ મેં હું કોલેજ નું પહેલું વર્ષ કરી બોટાદ કે કોલેજમાં મેં કરેલું છે બોટાદ ની અંદર હતી પાળીયા ધોરણની બાજુ આવેલી છે કોલેજ કે અમે કોલેજ કરેલી છે મતલબ એક વર્ષ મેં કોલેજનો પાસ કરેલું છે બીજા વર્ષે મા મારે કેટી આવી હતી. એના કારણ મેં school મૂકી દીધી હતી પછી હું જો બે લાગી ગયો હતો સત્તર વર્ષનો હતો હું એટલે જો બે લાગી ગયો હતો સત્તર વર્ષની ઉંમરમાં મેં પહેલા ચપ્પલની દુકાન માં કામ કરેલું હતું. એક એક મહિનો મેં છપ્પાને દુકાનમાં કામ કરેલું હતું ત્યારબાદ હું દુકાને આવી ગયો હતો. મારા મામા ના છોકરા ની એક દુકાન હતી મારા મામાના છોકરાની દુકાન બે વર્ષ હું કામ કરેલો છું ત્યારબાદ મારા મામા ને છોકરાએ દુકાન બંધ કરી નાખી હતી. અને મારા મામા ની દુકાને વહી ગયો હતો.